લીબરઓફીસ કેલ્ક સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે પ્રમાણે શીખીશું આલેખો બનાવવા એડીટ સુધારણાઅને ફોર્મેટ દેખાવ બદ્દલ સુધારણા કરવા
આલેખોને રીસાઈઝ માપમાં ફેરબદલ કરવા અને ખસેડવા
અહીં આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ
તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ
વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે
ડેટા માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે
કેલ્ક વાપરી તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકો છો
ચાલો પર્સનલ ફાઇનાન્સ trackerઓડ્સ શીટ ખોલીએ
અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ
આપણે ઇ3 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને રકમ 6500 તરીકે ટાઈપ કરીશું
હવે સ્તંભમાં નીચે જતા e4e5ઇ6 અને ઇ7 સેલોમાં અનુક્રમે 1000625310 અને 2700 રકમો દાખલ કરીશું
આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું
તો ફ3 તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ 500 તરીકે ટાઇપ કરો
હવે સ્તંભમાં નીચે જતા આપણે f4f5ફ6 અને ફ7 સેલોમાં અનુક્રમે 2007510 અને 700 રકમો ટાઈપ કરીશું
ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવું
આલેખ બનાવવા માટે આપણે સૌ પ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે
તો સેલ એસએન પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર કર્સરને છેલ્લા સેલ જેમાં 700 છે ત્યાં સુધી ખસેડો
હવે મેનૂ બારમાંથી ઇન્સર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરી ચાર્ટ વિકલ્પ પર ક્લિક કરો
તમે જોશો કે તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે
સાથે એક ચાર્ટ વિઝાર્ડ સંવાદ બોક્સ ખુલે છે
ચાર્ટ વિઝાર્ડ દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે
તમે ચાર્ટ Wizardમાં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે
ચાર્ટ વિઝાર્ડ માં મુખ્ય ત્રણ વિભાગો છે આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓઆલેખના પ્રકારોની પસંદગીઅને દરેક આલેખના પ્રકારના વિકલ્પો
3ડી લુક વિકલ્પ પસંદ કરીનેઆલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે
ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ
ચૂસે એ ચાર્ટ ટાઇપ ફિલ્ડ અંદર આપણે બાર વિકલ્પ પર ક્લિક કરીશું
આ નમૂનારૂપી આલેખની નોંધ લો તે ડેટાનું વર્ણન બાર ફોરમેટમાં કોષ્ટકમાં કરે છે
એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો જેમ કે pieએઆરઇએ બબલ અને ચૂસે એ ચાર્ટ ટાઇપ ફિલ્ડ અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો
સ્ટેપ્સ વિકલ્પમાં દાતા રંગે નામનો બીજો એક વિકલ્પ છે
આ વિકલ્પ વાપરી તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડીટ કરી શકો છો
ડેટા પ્લોટ આલેખ કરવાનો મૂળભૂત વિકલ્પ દાતા સીરીઝ ઇન કોલમ્ન્સ છે
એના બદલે દાતા સીરીઝ ઇન રોઝ વાપરીને આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ
આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે કોલમ્ન ને ઉપયોગમાં લો છો
છેલ્લે તમે પસંદ કરી શકો છો કે ફર્સ્ટ રો એએસ લાબેલ ને વાપરવું કે ફર્સ્ટ કોલમ્ન એએસ લાબેલ ને અથવા આ બંનેને ચાર્ટની એક્સીસ ધરીઓ પર લેબલો તરીકે
ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ પર ક્લિક કરો
હવે આપણા સેમ્પલ ચાર્ટમાં જો આપણે રિસીવ્ડ શીર્ષક હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ તો આપણે પેહલા દાતા રંગે ફીલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ
અને ત્યારબાદ શ્રેણી A1 ઇસ ટીઓ F7 થી A1 ઇસ ટીઓ D7 ને એડીટ કરીને
અવલોકન કરો કે રિસીવ્ડ શીર્ષક અંદર આવેલ ડેટા હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા
આગળ જોઈએ કે દાતા સીરીઝ શું કરે છે
નોંધ લો અહીં 5 પંક્તિઓ છે જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે
એડ અને રિમૂવ બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે
આપણે યુપી અને ડાઉન બટનોનાં ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ
તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી ડાયલોગ બોક્સમાં ફિનિશ બટન પર ક્લિક કરો
તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે
સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું
ફોર્મેટ મેનું ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે અને ચાર્ટનાં દેખાવને ફાઈન ટ્યુનિંગ ઝીણવટ લય કરવા માટે
ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ
તો ચાર્ટ પર બમણું ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જાય એ દર્શાવવા માટે કે તે એડિટ મોડમાં છે
હવે મુખ્ય મેનૂમાં ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો
તમે જોશો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે ફોર્મેટ સિલેક્શન પોઝિશન એન્ડ સાઇઝ એરેન્જમેન્ટ ચાર્ટ વૉલ ચાર્ટ એઆરઇએ અને બીજા ઘણા બધાં
તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે ચાર્ટનાં બેકગ્રાઉન્ડ પુષ્ઠ્ભુમી અને શીર્ષકની વ્યવસ્થા કરવા અને ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે
આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું
ફોર્મેટ સિલેક્શન વિકલ્પ ચાર્ટ એઆરઇએ શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે
અવલોકન કરો કે અહીં 3 ટેબો છે બોર્ડર્સ એઆરઇએ અને ટ્રાન્સપેરન્સી
મૂળભૂત રીતે બોર્ડર્સ ટેબ પસંદ કરાયેલ છે
ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ
આ કરવા માટે સ્ટાઇલ ફીલ્ડ ક્લિક કરી કન્ટિન્યુઅસ પસંદ કરો
ત્યારબાદ એજ રીતે કલર ફીલ્ડમાં ગ્રીન પર ક્લિક કરો
હવે ઓક બટન પર ક્લિક કરો
નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે
ટાઇટલ વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે
એક્સિસ વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોંટને પણ જે એક્સ અને ય બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે
આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે
કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા માટેના પણ વિકલ્પો પુરા પાડે છે
ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીકની ફરતે મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે
ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો અને ચાર્ટ વૉલ પસંદ કરો
ચાર્ટ વૉલ શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
સ્ટાઇલ ફીલ્ડ કન્ટિન્યુઅસ દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી
કલર ફીલ્ડમાં રેડ પર ક્લિક કરો
આપણે માપને પણ 020 સે
માં બદલીશું
હવે ઓક બટન પર ક્લિક કરો
તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે
આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ માપમાં ફરીથી ફેરફાર કરવું કરવું અને ખસેડવું તે શીખીશું
ચાર્ટને રીસાઈઝ કરવા માટે સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો
તમે જોશો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે
ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો
ચાર્ટને ખસેડવા માટે પહેલા ચાર્ટ પર ક્લિક કરો
હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો
કર્સર એક હાથમાં બદલાય છે
ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો
હવે માઉસ બટનને છોડો
તમે ચાર્ટને ખસેડી દીધું છે
આગળ આપણે પોઝિશન એન્ડ સાઇઝ ડાયલોગ બોક્સનાં ઉપયોગથી ચાર્ટોને કેવી રીતે રીસાઈઝ કરવું એ શીખીશું
ફરીથી ચાર્ટ પર ક્લિક કરો
હવે ચાર્ટ પર જમણું ક્લિક કરી કોંટેકસ્ટ મેનૂમાંથી પોઝિશન એન્ડ સાઇઝ પસંદ કરો
પોઝિશન એન્ડ સાઇઝ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની એક્સ અને ય સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે
ચાલો આપણા ચાર્ટ માટે એક્સ કોર્ડીનેટ નિર્દેશક 100 અને ય કોર્ડીનેટ નિર્દેશક 083 પર સુયોજિત કરીએ
ઓક બટન પર ક્લિક કરો
આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે
અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે160 ચાર્ટો બનાવવા તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રીસાઇઝ કરવા અને ખસેડવા
કોમરેહેન્સીવ એસાઈનમેંટ practiceઓડ્સ ફાઈલને ખોલો ડેટા માટે પી ચાર્ટ દાખલ કરો
શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરી ખસેડો નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર